આ દ્રશ્ય એક જીમનું છે જ્યાં જેમાં એક્સરસાઇઝ કરવાની અલગ અલગ વસ્તુઓ દેખાય છે.

આ દ્રશ્યમાં એક શિવનેરી ચાઇના બોર્ડ નું બેનર મારેલું છે.

આ દ્રશ્યમાં એક મોટું હૉલ દેખાય છે જ્યાં હૉલ ના સામે એ મોટું સ્ટેજ છે.

લોન્ડ્રી ડ્રાય ક્લીનર અને ઉપર રાઈટ સાઈડ માં નંબર આપેલો છે નીચે કાચ દેખાય છે.

અને સામે બે ચેર એક કાઉન્ટર અને કાઉન્ટર ઉપર ઘણા બધા ફુલો દેખાય છે.

ઘણી રીંગો અને અલગ-અલગ કાનના ગોલ્ડ ના અલગ-અલગ સાધનો છે.

જ્યાં ડેટા કેબલ ઈયર બર્ડ્સ અને મોબાઈલ ના કવરો દેખાય છે.

અંદર પેસ્ટ્રીસ કેક અને ટેબલ ઉપર બ્રેડ દેખાય છે.

જ્યાં ઘણી બધી ચેરો સજાવટ સાથે મૂકેલી છે અને બે ત્રણ સોફા છે.